હેલોવર્લ્ડ ઇન જાવા ઓન એક્લિપ્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એક્લિપ્સ નાં ઉપયોગ વડે જાવા માં સરળ હેલ્લો વર્લ્ડ પ્રોગ્રામ કેવી રીતે લખવું
આ ટ્યુટોરીયલ માટે આપણે એક્લીપ્સ 370 અને ઉબુન્ટુ 1110 વાપરી રહ્યા છીએ આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ
અને તમને એક્લીપ્સ માં ફાઈલ કેવી રીતે બનાવવી સંગ્રહીત કરવી અને રન કરવી એની જાણ હોવી જોઈએ
જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ
અહીં જાવા કોડની લાઈન છે જે હેલ્લો વર્લ્ડ મેસેજ પ્રીંટ કરે છે હવે ચાલો તેને એક્લીપ્સ પર પ્રયાસ કરીએ
Alt અને ફ2 દબાવીને ડાયલોગ બોક્સમાં એક્લિપ્સ ટાઈપ કરો અને enter દબાવો
વર્કસ્પેસ પર Okઉપર ક્લિક કરો અને અહીં આપણી પાસે એક્લીપ્સ આઇડીઇ છે
ચાલો નવો પ્રોજેક્ટ ને ઉમેરીએ
ફાઇલ ન્યૂ પર ક્લિક કરો અને પ્રોજેક્ટ પસંદ કરો
પ્રોજેક્ટની યાદીમાં જાવા પ્રોજેક્ટ પસંદ કરો અને Nextપર ક્લિક કરો
પ્રોજેક્ટ નામે માં ડેમોપ્રોજેક્ટ ટાઈપ કરો નોંધ લો કે ડેમો અને પ્રોજેક્ટ વચ્ચે અંતર નથી ડી અને પ મોટા અક્ષરોમાં છે વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ ફિનિશ પર ક્લિક કરો
ડેમોપ્રોજેક્ટ બની ગયું છે
હવે ચાલો પ્રોજેક્ટમાં એક નવો ક્લાસ ઉમેરીએ
પ્રોજેક્ટ પર જમણું ક્લિક કરો ન્યૂ ક્લાસ પસંદ કરો
આ ન્યૂ જાવા ક્લાસ પોર્ટલેટ ખોલે છે ક્લાસ નેમ માં ડેમોપ્રોગ્રામ ટાઈપ કરો અને મેથડ સ્ટબ માં પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન પસંદ કરો
વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ ફિનિશ પર ક્લિક કરો
આપણે જોઈ શકીએ છીએ કે ડેમોપ્રોજેક્ટ માં સોર્સ ડાયરેક્ટ્રી અને ડેમો programજાવા નામની એક ફાઈલ છે કારણ કે જાવા માં દરેક ક્લાસ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ
તેથી ક્લાસ ડેમો પ્રોજેક્ટ ફક્ત ડેમો programજાવા ફાઈલમાં જ હોઈ શકે છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે
ચાલો બીજાં પોર્ટીલેટને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે
નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન કમેન્ટ છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી
ચાલો આ લાઈનને રદ્દ કરીએ
એજ રીતે દરેક વસ્તુ જે સ્લેશ એસ્ટ્રિક્સ અને એસ્ટ્રિક્સ સ્લેશ વચ્ચે છે તે પણ સાથે છે
તો ચાલો આ કમેન્ટો પણ રદ્દ કરીએ
અહીં આપણી પાસે કોડનું બારે બોને છે
હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ સિસ્ટમ
નોંધ લો કે એક્લીપ્સ તમામ શક્ય સમાપ્તિની યાદી આપે છે
હમણાં માટે આપણે કમાંડ જાતે ટાઈપ કરવાં જઈ રહ્યા છીએ outપ્રિન્ટલન
કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં હેલોવર્લ્ડ ટાઈપ કરો જાવા માં દરેક સ્ટેટમેંટ અર્ધવિરામથી અંત થવું જોઈએ
તો ચાલો અર્ધવિરામ ઉમેરીએ
અહીં જાવા માં આ સંપૂર્ણ હેલોવર્લ્ડ પ્રોગ્રામ છે
સંગ્રહીત કરવા માટે Ctrl એસ દબાવો રન એએસ જાવા એપ્લિકેશન પર જમણું ક્લિક કરો
કોડ રન કરો
જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ હેલોવર્લ્ડ મેસેજ પ્રીંટ થાય છે
હવે ચાલો વર્લ્ડ ને જાવા માં બદલીએ તેને Ctrl એસ થી સંગ્રહીત કરીએ અને રન કરીએ
જેવું કે આપણે જોઈ શકીએ છીએ મેસેજ જે હમણા પ્રીંટ થયો છે તે હેલ્લો જાવા છે હવે ચાલો સમજીએ કે કોડનો દરેક ભાગ શું કરે છે
પ્રથમ લાઈન દર્શાવે છે કે ક્લાસ નેમ ડેમોપ્રોગ્રામ છે અને તે પબ્લિક ક્લાસ છે બીજી લાઈન દર્શાવે છે કે આ મેઇન મેથોડ છે
બીજા શબ્દોમાં કહીએ તો એ મેથડ જ્યાંથી જાવા એક્ઝેક્યુશન શરુ થાય છે
આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે
અને આ રીતે જાવામાં હેલોવર્લ્ડ પ્રોગ્રામ લખી શકાય છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે જાવા માં હેલોવર્લ્ડ પ્રોગ્રામ કેવી રીતે લખવું અને જાવા કોડ માં દરેક કોડનો ભાગ શું કરે છે
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે
ગ્રીટ નામથી એક જાવા ક્લાસ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે પ્રોગ્રામ સક્સેસફુલ આવવું જોઈએ
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ